આ એક સુંદર મજાના તળાવનું દ્રશ્ય છે જેમાં બે કાળી બતકો તરી રહી છે.

આ રસ્તા પરથી એક લાલ રંગની ગાડી પણ પસાર થતી જોવા મળે છે.

અહીંની જમીન પર વિશિષ્ટ પ્રકારની ઈંટોની ગોઠવણી કરીને એક અલગ જ આકાર આપવામાં આવે છે.

આ ઈમારતો આગળ સુંદર મજાનો બગીચો દેખાય રહ્યું છે.

અરે રૂમ ની અંદર ટેબલો અને ખુશીઓની ગોઠવણી કરવામાં આવેલ છે.

આ એક ત્રણ મંજિલ વાળી મોટી ઈમારતનું દ્રશ્ય છે.

આ દ્રશ્યમાં સૌથી વધારે નાળિયેરીના વૃક્ષો દેખાય રહ્યા છે.

એની બાજુમાં અલગ અલગ પ્રકારના નાના નાના છોડવાઓ કે વૃક્ષો પણ દેખાય રહ્યા --

એક વડાપાઉં બર્ગર્સ ફ્રેન્ચ ફ્રાય્સ જેવા નામ લખેલ છે તેમજ તેના ફોટો પણ છે.

આ સ્વિમિંગ પુલ અંદર વિવિધ પ્રકારની લપસણીઓ બનાવામાં આવી છે.

આ દ્રશ્યમાં રસ્તાની એક બાજુએ એક લાકડા અને દોરી પર હેંગલ દ્વારા અલગ અલગ પ્રકારના તૈયાર વસ્ત્રો લટકાવેલ છે.

આ દ્રશ્યમાં એક મોટી અને અનેક બારી બારણા ધરાવતી ઈમારત દેખાય છે.

આ દ્રશ્યમાં એક રૂમ માં ઘણા બધા તૈયાર વસ્ત્રો રાખેલ છે એવું દેખાય રહ્યું છે.

આ મોટા સોફા ની આજુબાજુ નાની નાની લાકડાની ખુરશીઓ પણ દેખાય રહી છે.

કદાચ આ સ્થળે જ આ બધી લાકડાની વસ્તુઓ બનતી હસે.

આ દ્રશ્યમાં ઘણા બધા બાળકો એક સાથે દેખાય રહ્યા છે.

ઝરના ઉપર છત્રી લઈને અમુક માણસો દેખાઈ રહ્યા છે.